મજા માણી લઈએ બધા ભેગા થઇ ને એમ. બરાબર, એટલા માટે જ બધા ને ફોન કરીને contact કરું છું, જે બધા આવે તો મજા આઈ જાય એમ. એના કરતા better એ જ છે કે, જો ફરવું જ છે તો પછી water park માં કાંતો પછી snow-world માં, Imagica છે, Atapi Wonderland છે. આવી બધી જગ્યા એ ફરવા જવાય એમ. મેહસાણા શંકુશ માં જવાનો વિચાર છે, શંકુશ water-park and resort માં અને આપણા ગુજરાત નો સૌથી મોટો water park છે, અને worldclass rides છે બધી મજા આયી જાય એમ. બરાબર. અરે, હું પણ યાર ચોથા ધોરણ માં ગયો તો school માંથી, એ પછી હું પણ નઈ ગયો એટલા માટે જ એ place choose કર્યું છે ને આછી તો ખાંસી બધી નવી rides ઉમેરાઈ છે. બધું બદલાઈ ગયું છે હવે ત્યાં. વર્ષો થઇ ગયા એમ. બસ આ જ બે દિવસ પછી. weekends ના. Saturday Sunday. એક ride માં તો problem નથી ને તને. હા.

અને પછી સાંજે ત્યાંથી checkout કરી લઈશું. પછી રસ્તા માં ગમે તંઈ જામી લેવાનું મોડા મોડા, એક-બે વાગ્યા સુધી ઘરે. આપણા group માં હું છે, કામલીયો છે, આ બધા આવાના છે. હા, girls માં બી છે, અંકુરિયાં ની girlfriend છે પેલા ચિરગીયા ની girlfriend છે. બરાબર. પહી તારી પેઇ friend આવાની છે. તારી પેલી, હા હા, એ આવાની જ છે. એ બધા તું જ રઈ જતીતી બસ. એટલે જ તને ફોને માર્યો. Total એમ તો સોળ જણ થઈએ છે, તારા સાથે સત્તર જણ.

બરાબર છે, rides માં બૂમ બમ કરીયે, એક બીજા ની ખેંચવાની ચાલુ કરીયે, તો બવ મજા આવે એમ. સોળ જણ છે યાર આપણે હવે! તો ગાડી એક તો એક માં તો નઈ આવે! Traveller કરવી પડે પછી. Traveller છે તો મોંઘી પડી જાય. પણ comfortable એટલે એક દિવસ માટે જવાનું હોય કે, સવારે જવાનું હોય ને સાંજે પાછા આવાનું હોય તો traveller કરીયે. પણ આપણે આગલા દિવસે જવાનું છે. એટલે જઈશું એટલે થાક એમ જ ઉતરી જવાનો છે. તો પછી hotel cancel કરવી પડે. resort નું જે booking છે એ. તો પછી સવારે વેલા ના નીકળી જવાનું એમ. બસ માં તો મેહસાણા દૂર થઇ જાય. ત્રણ થી ચાર કલાક ઉપર જતું રેય. ગાડી જ કરવી પડે. બે ગાડી કરદીએ Eeco તો ના ચાલે? સાત-સાત ની! તોય બે જણ વધે પણ. ખાલી-ખોટા police વાળા fine મારે! Train બી better રેય. પણ એક દી બે દિવસ બાકી છે, હવે શું reservation થવાનું? Confirm થાય ના થાય શું ખબર પડે? તો traveller જ કરદીએ બરાબર? અરે એક કામ કરીયે ને, અઈં થી આપડે અમદાવાદ જતા રઈએ, ને અમદાવાદ થી Vovlo માં બેઈ જઈશું. બરાબર ને? બધા personal personal ticket કાઢી લઈશું. જોને, અઈં થી અમદાવાદ ના બસો રૂપિયા ગણી લે, અને ત્યાંથી છસો-સાતસો રૂપિયા ગણી લે Volvo ના. હાં તો પાનસો ગણી લે, છસો-સાતસો રૂપિયા જવાનું અને છસો-સાતસો આવવાનો ખર્ચો ગણી લે. પંદરસો રૂપિયા જેવું થશે.

ને એમ ને એમ હું જોઈને શું કરું? જો તઈંની શંકુશ wonderland છે બરાબર? મતલબ water park ની આંઠસો રૂપિયા per person ticket છે. એમાં આપણી entry ticket આયી ગઈ, બધી ride આયી ગઈ. પછી જે મહેમાનોને જે કંઈ બી facility provide કરે છે બધું આઈ ગયું. plus તો GST અંદર include થઇ જાય છે. અને food locker room બી provide કરે છે આંઠસો રૂપિયા માં તો. અને costume હોય અલગ થી એટલે આપણે અઈથી કશું લઈને જવાનું રેતુ નઈ. હા. જમવાનું બી મલી જશે.

હવે બસ છેલ્લી તું જ છે તારું confirm કરવાનું તું, બધા ready જ છે. હવે તું, કઈ દીધું હા એટલે હવે વાત થઇ જાય આપણે, એટલે પછી આપણે book જ કરવાનું છે.

અરે બે દિવસ અગાઉ આપણે book કરી દઈએ ને એટલે ready જ સમઝવાનું એમ. પછી booking થઇ જ જાય. કોઈ issue નઈ રેતો. ત્યાંથી આપશે ને, અંદર જ આપણા ticket માં, include થઇ ગયા. હા, એ ticket માં જ આયી ગયા costume ના પૈસા. ત્યાંથી આલસે એ. અરે ના યાર. તંઈ થી આપશે એ. હમ્મ

પણ, અરે, તારા થેપલા મસ્ત હોય ચલ, તને બનાવતા મસ્ત આવડે. અરે માસ્ક નઈ, હાચુ કવ છું હવે.

પહેલેથી જ કઈ દીધું હોય તો, હંભરાવાની જરૂર હતી? બરાબર, હારું, શંકુશ નું એક કામ થયું, ફોન છે તારી જોડે અત્યારે? હાથ માં જ છે ને? જો શકુંશ water park ની website ખોલ ને!

બરાબર, એ તો JIO ના વાપરો ને એટલે એવું જ! હમ્મ, આખો દિવસ મંતરવાનું. બરાબર, પચા ટાકા પતી જાય એ તો અમાર તો office છે એટલે ચિંતા નઈ. હવે જો એમાં, home પર જવાનું!

Home ની અંદર જો attraction હશે. Attractions માં જુઓ, પેલ્લી છે ને, Mansa and Boombaatup છે. Boombatup sorry. Boomba કંઇ કઉં છું હું એ અરે કશું ના થાય, હેડ બેઈ જવાનું ભૈ. આંખો બંદ કરદેવાની ઉપર થી ઉતારશે એટલે સીધા નીચે. એટલે ride માં એમ, slide થઇ ને નીચે આવતા રાઈશુ. એવું નઈ કે હવા માં

અરે ના અટકી જવાય. એટલે જ તો પેલી tube વળી માં બેસવાનું, એટલે ના અટકી જવાય. હમ્મ એટલે tube વળી માં બેસવાનું! tube વળી જો એક તો આ BoobaTub છે.

ફરી થી chill-n-freak છે, એ હવે pool છે. મસ્ત નાવનું એમાં. પછી આ એક બીજી છે આ, ~ નો Aqua Dragon છે ને, એ એ tube વાળી છે. પછી Bigthunder છે. splash, Big Thunder Splash આ બધી જ Adults માટે હા, જો હઉથી વધારે મજા છે ને આ water park માં tsunami bay માં આવે. આ જે tsunami bay છે ને, એમાં બધી waves આવે, દરિયા જેવા મોજા આવે! એમાં નાવની મજા બવ આવે બાકી. તબિયત ખુશ જાય. થાક બો લાગે પણ મજા મજા આઈ જાય એમ.

બરાબર. ના શકુંશ સૌથી મૉટે છે આપણા ગુજરાત માં! હોતું હોય. અમદાવાદ મેહસાણા highway પર છે મેહસાણા માં. લોકો છેક બાર થી આવે છે શકુંશ માં. તો!

હમ્મ. એ જ તો વસ્તુ છે, ગુજરાત ની. ગુજરાતી લહેરી લાલા છે! એને બસ પૈસો દેખાય એટલા કમાવા માં દોડી લાગે. અને ફરવા બાર જાય, પૈસો ખર્ચવા બાર જાય, એમ નાઈ કે ગુજરાત માં ખરચીયે!

બીજું શું આવે છે મેહસાણા ના route માં. અમદાવાદ જ આવે છે ને!

બરાબર. એ રણકી વાવ જોવા જતા, બોલ. વેહલું કેત તો. અચ્છા આગલા દિવસે આપણે જઈએ ને જો વેહલા પહોંચી જઈશું, તો આપણે રણકી વાવ જોવા જઈશું. Volvo માં જઈશું બરાબર. Volvo આપણને મેહસાણા ઉત્તર દેશે. પછી મેહસાણા જો આપણે બે-અઢી વાગે પહોંચી જતા હોય, તો પછી સાંજે જવામાં શું problem છે?

હા, કારણકે પછી એ બાજુ જતા હોય તો એમાં ફરી લેવાય, બીજું extra એમ. રણકી વાવ. અરે મારા શકુંશ માં ગયા તા મારા મામા ને એમ જવાદે ને! તો એક તો તઇ permit વાળું drink મળે છે ને! permit છે તઇ. Bottle ઓ મળે છે. એમને drink જ કર-કર કર્યું. કશું ફર્યા જ નઇ. Drink કરીને હુઈ ગયા. બીજા દાડે હવારે ધોયલા મોઢાની જેમ પાછા આવતા રયા. Resort ના પૈસા ખર્ચ્યા. એ જ તો. જો આજે water park માં એક દિવસ ની જે per person ની fees આંઠસો રૂપિયા છે, તઇ resort book કરાઈએ ને આપણે રેવા માટે આપણે, તે resort ના પૈસા ખર્ચ્યા તો સાથ હાજર રૂપિયા છે per day ના! સાત હાજર મેલી ને આયા ને પી-પી કર્યું. તારે. જે main attraction છે એ જોયા વગર જ આવતા રયા. તે આપણા ગુજરાતી લાલાઓ નું કોમ આવું, પૈસા મેલી ને આવાનું પણ વસુલ નાઈ કરવાનું. તારે. હા. પી-પી જ કરવું છે બસ. આપણા ગુજરાત માં દારૂ બાંધી જ ખોટી છે પણ. ચાલુ જ કર દેવું જોઈએ. તો public ને નવાઈ જ ના રેય એમ. એ જ કાવ છું. જેટલું સંતાઈ ને વેચશે ને, તેટલું વધારે વેચાશે! બરાબર. ખુલ્લે આમ થતું હોય તો public ને નવાઈ ના રેય એમ. ખ્યાલ આયો. Logic નઈ Magic છે. એ તો જો વરસ તો રેવાનું. લોકો પી-પી કરવાના, એમ તેમ જવાના. બાટલીયો બધે રખડવાના. પણ વરસ બે વરસ પછી full. છેક સુધી તને એવી નવાઈ જોવા ના મળે, public ના માં. કારણ કે જોઈએ એટલું મળે છે પછી શું લેવા પડા પડી કરવી? ચોવીસ કલાક પીઓ. પછી ~ time થઇ જાય એમ. આપણે જોયું ધારોકે કે ભૂખ લાગે બરાબર. મતલબ કે કોઈ દિવસ બાર ની ખાવાનું મન થયું, બાર જઈએ તો કેવી hotel માં પડ઼ા પડી થાય આપણા group વાળા ની. બરાબર. ઘેર ખાવા નું હોય તો પડા પડી થાય. ખબર જ છે કઈ નહિ નહીં જવાનું. મળવાનું છે અવળે, મારા ભાગ નું બન્યું છે એટલે. લ એવું જ છે આમાંય એમ. Public ની mentality એવી થઇ ગઈ છે. કે જાને મળવાનું જ ના હોય એમ. બંધી છે તો છે, પણ મળે તો ખરું એમ. સમજતા નહિ પણ. હમ્મ. આપડા park માં total અગિયાર rides છે. એમાં દસ જ ગણને, કારણકે એક તો છોકરા ઓ માટે છે, kids માટે. હમ, એમાં ના જતી રેતી તું! અરે પછી છોકરા એમ કેશે કે aunty કઈ થી આઈ ગયા યાર વચ્ચે થી મજા બગાડવા? છોકરાઓ ની rides માં શું બેસવાનું? શું કરવા, અમે નહીં. તારે. આપણા group ને લઇ શું લેવા જવાનું? એવું તો જવાય. પણ પછી group માં મસ્તી કરવાની મજા ના આવે તો મતલબ નઈ. બરાબર. Wave pool માં જ મારે તો પડી રેવું છે આખો દિવસ! Last time ગયો તો ને ત્યારે બો મજા આવીતી. હમણાં Enjoy City ગયા તા ને, મારા friend, ત્યારે એમના video જોયા તા ને જીવ બરી ગયો તો મારો. અરે આખો દિવસ wave pool માં જ ફરતાતા! તારે! કારણ કે આમા જેમ જેમ જાવ ને. જો પેલા છીછરું હોય બરાબર છે! પછી તમે જેમ જેમ આગળ જાવ ને એમ એમ ઊંડું ઊંડું થતું જાય!

બરાબર. નવરો જ ની રેતો હોય ને બિચારો. એણે તો enjoy જ ની કર્યું હોય! તને carry bag ની જેમ ઊંચકી ઊંચકી ને ફરતો હશે બિચારો. બરાબર, મતલબ પેલી wave આવતી હશે ને એટલે. એ ઊંડા માં એવું જ થાય. બરાબર. અરે એનેય આવું હોય તો કે જે, બરાબર. તો આપણે ticket book થઇ જાય. મને જેવું હોય એવું સાંજે કઈ દેજે એનું. હમ્મ. બરાબર. પછી તારે ઊંડા માં જવું હોય તો ઊંચકવા, ઊંચકાવા, ઊંચકવા તો આવે ને તને.

વાંધો ની, એને તું પૂછ જે. એને આવવું હોય તો મજા આવશે. એતો લાગે જ યાર. કોઈ જોડે નઈ લાગે તો માર જોડે તો લાગશે જ. હું લપેટી કાઢીશ બરાબર. એને ખેંચી કાઢીશ, જોજે ને આવદે તું. અરે, હાલ નાઈ ખેંચું બસ એનું. નાઈ કરું મસ્તી. અરે. અરે નઈ કરું મસ્તી. નઈ કરું, નઈ કરું, બસ. અરે final નઈ કરું મસ્તી. અરે એટલો બધો હેરાન નાઈ કરું કે છોડી ને જતો રેય. ના ના ના. એવું યાર કોઈનું relation તોડી આલવાનું શું કરવા? યાર મને કઈ એવો interest નઈ કઈ તારામાં. કે તોડી નાખું. છે ભૈ. તારે. છે અમારી ય girlfriend છે. હું girlfriend વગરનો હમજી રાખ્યો કે? જ્યાં ત્યાં chance મારતો ફરું? હા અલ નઈ, તન તો ખબર જ નહિ ને. હા તો આવાની જ ને, એનેતો પેલ્લી લેવાની!

બરાબર. અરે મજા આઈ જાય. હોવ. હા બવ મજા આવે એમાં. શકુંશ એટલે થોડો દૂર પડી જાય આપણા area થી, માધ્ય ગુજરાત થી. પણ મજા આવે, માધ્ય ગુજરાત થી ઉત્તર ગુજરાત માં જવાનું થાય એ જ કંટાળો આવે. Travelling નો.

એ તો હવે એવીજ ઈચ્છા છે. વેલા મોડી બનાઈ જ દઈશું. હા, મસ્ત plan છે.

~ પડી જઈશ પછી તું જો. એટલે swimming pool જ થઇ જાય. નીચે ય tiles બાઇલ્સ મારી દેવાની, સમતળ ની જગ્યા નઈ હારું રેય. अच्छा idea है. सही हे सही है. જેમ યોગ્ય લાગે એમ. તઇ મળે તો છે!

કે ભૈ પોત-પોતાની રીતે રાખવાનું છે કે આપણે contribute કરવાનું છે? કારણકે કોઈ ને બીજું ભાવે ના ભાવે.

અરે last time અમારે એવું જ થયેલું જવાદેને. પેલી પારુલ નઈ હારી ગધેડીની, એ યાર load લેતીતી. અરે આવુજ કર્યુંતું! પેલા જો અમે મારા friend જોડે, પેલો એક છે ને જાડિયો. એન જોડે અમે discuss કર્યું પેહલા. તો એવો કેય કે એનું બધું online payment કર્યું. એટલે એક જ phone લઇ લીધોતો એનો waterproof હતો ન એટલે. તો, બધું આખો plan બની ગયો, ગયા, enjoy કર્યું! અને પેલા નો waterproof ફોન હતો, તેનથી photo બોટા પડ્યા! બીજા બધા ફોન locker માં હતા. અને

અને એમ કે પાછી, કે contribute નઈ કરવાનું. જેણે જેટલું ખાધું હોય ને એટલું કરવાનું છે payment. એટલે શું કોળિયા ગણી ગણી ને ખાવાના હતા? તારે. આવું થાય! એટલે ચોખવટ કર લેવી હાચી વાત છે. એટલે ભૈ આપણે જે ખાવું હોય તે મંગાઈએ આપણી પોતાની રીતે. હમ્મ. ઈચ્છા તો એવી જ છે હવે! Contribution નહિ રાખવાનું. જે ખાવું હોય તે પૂરતું પોતાની રીતે. કોઈ ને ભાવે ના ભાવે! હવે કોકને બસો વળી dish ભાવતી હોય, કોકને પાનસો વાળી ભાવતી હોય. તો પાનસો વાળને પેલાને contribute થોડી કરે!

એ બધા ભેગા થાય મતલબ પેલા decide કર લેવાના, કે ભૈ શું કરવું છે?

બરાબર છે. આ મસ્ત plan છે! હમ તઇ તો પણ પાવ-ભાજી જ મળશે મન લાગે, બીજી કશી એવી મજા નઈ હોય. ~ beverages માં પાવ-ભાજી, છેલો-કુલચા હોય બિજુ શું હોય?

હમ્મ. અને western માં Pizza, આલુ-ટિક્કી, burger તો મળી જશે ને? બરાબર. પણ આગલા દિવસે શું કરીશું પહોંચી ને? Night માં તો Hotel તો ખોરવી પડશે ને જમવા માટે. હવે એ બાજુ નો તો અનુભવ છે નઈ. બરાબર. એટલે ખાવાનો problem નઈ એમ ને. Resort માં તો બવ મોંઘુ હશે. કોઈ ને પોસાય ના પોસાય! Online જોઈ લઈએ તો સારું રેય એમ, અત્યારથી. પછી જઈ ને પછી સીધું ફેંદવાનું ના રેય, થઇ જાય! હબજે તો એક minute. મેહસાણા ની અંદર, હા એટલે જ ને. તો Hotel એ મેહસાણા ની બાર થોડી મળશે આપણને. Resort નું booking નઈ કરાયું, બરાબર. કારણકે એ તો એક room ના સાત હજાર રૂપિયા છે એક night ના! એટલા બધા કોણ ખર્ચે? તારે એક package થઇ જાય એ તો! Manali નું એક જણ નું.

એવું નઈ, લોકોના review જોઈ લે ને! સારા છે? કઈ છે સહજાનંદ ને. કાંઈ નઈ note કરલેજે. બરાબર, તારા boyfriend નું done રહીયુ ને? પૂછી ને મને જેવું હોય એવું એક કલાક માં કઈ દે મને. બરાબર? પછી હું ticket ઓ book કરાઈ દઉં. હા હારું. મને પૂછી ને કે બરાબર. Ok. Final Final. હું જોઈ લવ છું.

મારું નામ કલ્પના છે હું તમને સપ્ત કાલ વિશે જણાવવા માગું છું મૌર્યકાલ પછી ભારતમાં કોઈ પ્રતાપી શાસન ન હોવાના કારણે મધ્ય asia ના નિવાસી શબ્દ લોકોએ ભારત અને ગુજરાતમાં શાસન કર્યું અને સપના શાસન કરતા લોકોએ લોકોને સતત કહેવામાં આવ્યા રુદ્રજામાં કાલી વંશનું પ્રભુત્વ હતું એકસો ત્રીસ થી કસો પચાસ સુધી તેમનું શાસન માનવામાં આવે છે રુદ્રદામાને મહારાજા તરીકે ઓળખવામાં આવે છે. રુદ્રદામાના સમયગાળામાં મૌર્ય કાળમાં કૃષ્ણ પક્ષી બંધાવેલ સુદર્શન તળાવ તૂટી ગયું અને રુદ્રદામાના સુખ સુબુલ શક્તિ ફરી સુદર્શન તળાવ બાંધવાનું કામ હાથમાં લીધું અને પહેલાંના તળાવ કરતાં પણ સારા તળાવની રચના કર આ તળાવ સમારકામનું ખર્ચો વિશળદેવી પોતે ઉપાડ્યો હતો રુદ્રદામા એ પણ ગિરનારમાં શિલાલેખ કોતરાવેલો છે. અવસાન પછી બાવીસ જેટલા સત્ર કોઈ શાસનની ડાગડોળ સંભાળી અને છેલ્લા રાજા રુદ્ર હાર થઈ અને તેઓ મોતને ભેટ્યો રુદ્રસિંહ ને છેલ્લે કોઈ બીજાએ હાર આપી હતી અને ગુજરાતમાં પુખ્ત સામ્રાજ્યની શરૂઆત થ ગુપ્તકાળ ગુપ્તકાળ નો પ્રાચીન કાળનો સુવર્ણ યુગ માનવામાં આવે છે સમુદ્રગુપ્ત ના પુત્ર ચંદ્રગુપ્ત

ગુપ્તકાળમાં પણ ગુજરાતની રાજધાની ગીરી નગર જ હતી ગિરનારમાં આવેલા શિલાલેખોમાં બીજો લેખ કંદરૂપનો છે અને કંદરૂપના સબા ચક્રપાલીએ ઇસવીસન ચારસો પંચાવન માં કલાસણી નદીના તૂટી ગયેલા સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું અને તળાવની પાળે વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું ગુપ્ત યુગમાં ચાંદીના સિક્કાઓનું પણ ચલણ હતું કે જે પછી તે સિક્કાઓ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય કુમાર ગુપ્ત અને સ્કંદગુપ્ત ના છે ઇસવીસન ચારસો સડસઠ માં કંદગુપ્તનું અવસાન થતાં સમાનતરે ગુપ્ત સામ્રાજ્યનો અંત થયો હતો અને ગુજરાતમાં મૈત્રકાળની શરૂઆત થઈ મૈત્રકાળ ઇસ વીસન ચારસો સીતોત્ર થી સાતસો ઇઠોતેર ગુજરાતનું આધારભૂત સીપી આહાર શરૂ થાય છે સેનાપતિભર પાસે તેમાં રાજ સત્તા સ્થાપી હતી. અને રાજધાની ગીરી નગર થી વલભી ખસેડી મગધના ગુપ્ત સામ્રાજ્યમાંથી ગુજરાતને મુક્ત કરાવ્યું હોવાને કારણે તેઓની ગુજરાતના ઇતિહાસમાં વીર પુરુષ તરીકે ગણનાર થઈ છે. મૈત્રક પણ શિવ ધર્મના આરાધના છે અને બ્રાહ્મણ ધર્મને માનતા હતા પરંતુ મૈત્રક શાસકોને ડર કે ધર્મ પ્રત્યે સંભાવ હોવાથી મૈત્રકાળમાં દરેક ધર્મની ઉન્નતિ થઈ હતી. અને પ્રજા ખૂબ સુખી હતી મંત્રકાળમાં દરિયાના અવશેષો જોવા મળતા નથી પરંતુ વલભી એક સમુદ્રગુપ્ત બંદર હોય તેવા પુરાવો છે વલભી એક સમુદ્ર વિદ્યાપીઠ પણ હતી અને

આવેલા ચીની મુસાફર યુ એન સમ અનુસાર વલભી એક મોટું બંદર મોટી વિદ્યાપીઠ અને સમુદ્ર નગર છે. જેના જમીન પર સંપૂર્ણ જમીન પણ ફળદ્રુપ છે તેમ જ હરિયાણની ખૂબ જ સુંદર શહેર છે વલભીમાં અનેક વિદ્વાનો વસે છે તેમ જ બ્રાહ્મણોને બહુ ધર્મીઓની સભા પણ વધુ છે, જેની યાત્રી

ભારતના શાસક હળવસન તેની પુત્રીના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા. તેમજ ધ્રુવસેનના પ્રથમ પ્રથમના સમયમાં જૈન ધર્મના ગ્રંથો નીતિબદ્ધ થયા હતા ઇસવીસન સાથે સાતસો પાસઠ માં મૈત્રકાળમાં શીલા આદિત્ય ત્રીજા નું શાસન હતું તેને ચુંબક નામ ધારણ કર્યું હતું ઈસવીસન સાતસો ઇથ્યાસી માં આરબો એટલે કે સિંધાના ખાંસીની વર્ધી પર એક આવેલ એકવાર થયેલ હમલા પછી બીજી વાર વખત ચઢાઈ કરી વલભીને લૂંટ્યું અને દ્રુપતનું મૃત્યુ થયું આમ ભારતના એક મહાન મહત્વના સ્થળનો સિધ્ધનાથ હસેન દ્વારા થયેલા આક્રમણોથી થયો હતો. લોકપાલકના મૈત્ર સત્તાનો અંત એકવાર ઓળવાની કારણે કામસિંગ માનવામાં આવે છે જે ઘટના વલભીમાં વસતા એક વેપારી કાકો અને શીલાજીતની સાથે પૂર્તિઓ સાથે પુત્રીઓ સાથે જોડાયેલ છે. અનુમૈત્રક કાળ મૈત્રક કાળ નો અંત થયો તે પહેલાથી જ સૌરાષ્ટ્રમાં અનેક રાજ સત્તાઓ સ્થપાઈ હતી જેમાં હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના માળવા તાલુકામાં હુમલીમાં વંશ હાલના ચંપક અને સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં તેમજ નવસારીમાં ચાલુ વર્ષની સ્થાપના હતી ચાલુક્ય વંશના પુલકેશી ભરૂચ માળવા અને ગુજરાત રાજ્યના રાજા હતા ચાલુક્ય વંશના વન્સના છેલ્લા રાજા વિજય રાજ અને રાષ્ટ્રપતિની સત્તા પણ ટૂંક સમયમાં જ દખણના રાષ્ટ્રપુતોના હાથમાં આવી મૈત્રક કાળના અંત સમયથી રાષ્ટ્રપૂતોની ભૂદેવ પ્રતિહારો વંટોળ સામ્રાજ્યનો વિસ્તાર કરવાની ઈસ્વીસન સાતસો પચાસ માં આસપાસ જ રાષ્ટ્રકૂટો રાજા બનતી દુર્ગે દક્ષિણ ગુજરાત અને ગુર્જર પ્રતિહાર ના સ્થાપક ના નાથપત પ્રથમ સાતસો સતાવન આસપાસ ભરૂચના ઉત્તર ભાગ પર રાજ સત્તા સ્થાપી હતી અંદાજિત બસ્સો વર્ષ જેટલા સમયગાળા માટે ગુર્જર પ્રતિહારે ગુજરાત પર સ્થાપન કર્યું. જેમાં નાગવર પ્રથમ કાકોત્સવ દેવરાજ અને વછરાજ અને પ્રતાપી રાજાઓ ગણવામાં આવે છે. આણંદ સૌરાષ્ટ્ર અને લાજ પ્રદેશોને જોડતા વિસ્તારનું નામ ગુર્જર દેશ અને ત્યારબાદ ગુજરાત પડ્યું હશે. ગુર્જારો વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ તેમની રાજધાની દિલ્હીમાં સેમાળ હતી જેથી ગુજરાતની પ્રથમ રાજધાની તરીકે ગણવામાં આવે છે હર્ષચરિન્ગ ગુર્જારોનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. હર્ષચરિત ની રચના બાણભટ્ટે કરી હતી ત્યારે ગુજરાત નામનું સૌપ્રથમ ઉલ્લેખ આબુરતમાંથી મળે છે દિલ્હીમાં શેમાં રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ માં આવેલું છે. ઈસવીસન સાતસો છેતાલીસ થી નવસો બેતાલીશ ના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશ અને ગુર્જર પ્રતિહાર મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના રાષ્ટ્ર કૂતોનું શાસન હતું ચાવડા વંશ ઈસવીસન સાતસો છેતાલીશ થી નવસો બેતાલીશ આમ તો સોલંકી કાલના સાહિત્યમાં વનરાજ ચાવડા નો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ વનરાજ ચાવડા ના પિતા વિશે તેનો ઉલ્લેખ લાંબા સમય પછી હાથ લાગ્યો છે જે મુજબ પાટણ પાસે આવેલા ચંપારણમાં વનરાજના પિતા જયશ્રી રાજાનું રાજ્ય હતું સહીન સાહિત્યમાં ઘુવડ નામના રાજાનો ઉલ્લેખ હતો તેથી જયશિખરી રાજાના રાજ્યને પંચાસણની સમૃદ્ધિ વિશે ખ્યાલ આવતા.

ત્યારબાદ અકળાયેલ રાજા ઘોડે લોકો મોટા લશ્કર સાથે પંચારણ પર ચઢાઈ કરી હતી અને ત્યાં લાંબા સમય સુધી પંચરણમાં કિલ્લો બંધી કરી. ત્યારે જયશિખરી ની યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો તેને રાણી રૂપસુંદરી શાળા સુરપાલ ના હાથમાં સોંપી યુદ્ધમાં કૂદી પડ્યો કૂદી પડ્યો અને આખરે લડતા લડતા જય શિખરી નું મૃત્યુ થયું હતું. જે લોકોએ જયશિખરી ની રાણી રૂપસુંદરી સુદર્શન રૂપસુંદરી ને સાચવે અને રાણીએ વનમાં એક બાળકને જન્મ આપ્યો અને તે બાળકનું નામ વનરાજ પાડ્યું તેમ માનવામાં આવે છે વનરાજ ચાવડા સમાનતારે તેના મામા સુરપાલ યુદ્ધના દાવ પેજ શીખવાડ્યા હતા અને રાજા ઘુવડના હાથમાંથી રાજ પાછું મેળવવા વનરાજ ચાવડા બહારવટી ચઢ્ય આ સમય દરમિયાન તેને તેની શાસ્ત્રીઓની જરૂર હોવાના કારણે બહાદુર લોકોની જોડતો ગયો જેમાં તેનો મિત્ર અણહિલ ભરવાડ અને વાણિયો એટલે ચાંપો આ રીતે વનરાજ અને તેના મામા સુરપાલે ઘુવડ ને હરાવી પિતાનું રાજ પાછું મેળવ્યું.

ચાવડા વંશના સ્થાપક તરીકે વનરાજ ચાવડાની ઘરના થાય છે આ ઉપરાંત વનરાજ ચાવડાએ તેના મિત્ર ચાંપાના નામ પરથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવ્યું. ત્યારે બાળપણમાં વનરાજ ચાવડા વનમાં સુતા હતા ત્યારે તેના જૈન મુનિ ક્રુનમૂલ ગીરીએ વનરાજ ચાવડાને અનુલક્ષીને કહ્યું હતું કે આ બાળક રાજા બનશે અને જૈન ધર્મની મદદ કરશે તેથી વનરાજ ચાવડાએ પાટણમાં પંચાસર પાર્શ્વનાથ ન્યુ દેરાસર બંધાવ્યું હતું જેમાં વનરાજ ચાવડા ની પણ પ્રતિમા મુકાઈ છે વનરાજ ચાવડાના પુત્ર યુવરાજ ખરા ન્યાય પ્રિય હતા ને પોતાના પિતા વનરાજ દ્વારા રાજ પાછુ મેળવવાની મહેનતને સમજીને

રાજા સામતસિંહ ની બેન નું નામ નિરાદેવી હતું ને રાજા સામંતે તેના લગ્ન એક બહારના રાજા એટલે ચાલુ કે વંશના રાજા રાજ સાથે કરાવ્યા હતા.